કારણ કે આજ જુલી ની મમ્મી પોતાની નવી car માં આવી અને તે લોકો પોતાના સમુદ્ર કિનારે આવેલા ઘર તરફ જોઈ રહ્યા હતા જુલી પોતાની સાથે પોતાના ત્રણ મિત્રો ને લઈ ગયા

કરશો હા બિલકુલ એ દર્દ ભરેલા અવાજ માં કહ્યું તેઓએ પોતાની માથે હવા દઈ અને નાક સુધી પોતાના ચશ્મા લઈ ગયા અને ફરી અખબાર વાંચવા લાગ્યા તેમના જવાબ ની રાહ જોઇ રહ્યો હતો આ ઓગનીશો છપ્પન ની વાત છે ત્યારે હું નવ વર્ષ નો હતો કિસ્મત ની વાત હતી કે હું એ પબુલિક સુકલ માં જતો હતો જેમાં અમીર લોકો ના ભણતા હતા અમે સંકલ્પ ના વિસ્તાર માં રહેતા હતા

સડક ના થોડા પછડા પર રહતો હતો હાલ તેમણે અલગ રીતે school માં મોકલતા જેમાં મારા જેવા પરિવાર ના બાળકો જ ભણતા હતા છઠા ધોરણ પછી તે બાળકો ની જેમ હું પણ intermidate અને high school કરી છે કારણ કે તે મુજબ મારા પણ પ્રયાસ school માં ભણવાનું સંભવ ના હતું મારા father એ છેવટે મૂકી દીધું એમને ખબર હતી કે તે શું કહી રહ્યા હતા તેમનું દિલ્લી થી શરૂઆત કરું જો એમના અમીર બનવા ઈચ્છો છો તો તમારે પૈસા બનાવતા શીખવું જોઈએ હું પૂછું હું પૈસા બનાવતા કઈ રીતે શીખી શકું પોતાના દીમાગ નો ઉપયોગ થી તેમનુ કહે જેના અસલી મુખે રાહત હોય બસ તે કરી આટલું બતાવી શકો છો તથા તે તમને જવાબ નથી તેના માટે તુલિતમ ન કર ત્રીજા દિવસે સવારે મારા સૌથી સારા મિત્ર માઇક ને મારા દર્દ ની વાતો કહી જ્યાં સુધી મને યાદ છે તે school માં હું અને માઇક બે જોડે બાળકો હતા માઇક પણ મારી જેવો જ હતો કેમ કે

સાચું કહીએ તો અમે અમીર લોકો અમીર બરાબર હતા કારણ કે અમને એ લાગતું હતું કારણ કે બાકી બધા બાળકો પાસે બે સાઇકલ જબરજસ્ત મૂડી હતી બધી જરૂરીયાત ની વસ્તુ અપાવતા હતા જેમ કે ભોજન ઘર કપડાં પરંતુ એના થી વિશેષ કાઇ નહિ મારા daddy કહ્યા હતા કે તારે કોઈ વસ્તુ જોઈતી હોય તો એના માટે કામ કરો અમારે ગમ્મે એ વસ્તુ જોતી હોય પરંતુ નવ વર્ષ ના બાળકો તે બધુ કામ ન હતું માઇક એ પૂછ્યું તો પૈસા કમાવા આપણે શું કરવું જોઈએ હું નથી જાણતો મૈં કહ્યું પરંતુ શું તું આ કામ માં મારો partner બનવા ઈચ્છે છે તે રાજી થઈ ગયો અને સોમવાર ની સવારે માઇક મારો પ્રિય business partner બની ગયો અમે બંને સવાર

આ એક એવો વિચાર હતો જે થઈ વિજ્ઞાન ના પુસ્ત માં વાંચ્યું હતું પરિણામીત થઈ મારા હાથ માં આવ્યા અને પાદર્શિત વિશિસ્ટ બીજા કેટલાક અઠવાડિયા સુધી હું અને માઇક નીચ ગીચતા વાળા વિસ્તાર માં ભાગ દોડ કરતાં રહ્યા અને દરરોજ ખ્ખડાવતા આના માટે રાખી મૂકે મારા થી અન્ય મોટા બળવન લોકો એ મારી વાત માની લીધી કેટલાક અમને પૂછ્યું કે પૂતેશકન શા માટે જોઈ છે અને ગેર માનવું કહ્યું અમે તમને એ નહિ બતાવીએ આ એક secret છે

કાળવેર ના ખુંખાર જેનો ક્યારેય નાખતા હતા અમે તે કડક ની સંખ્યા વધવા લાગી આખરે એ દિવસ મારી ધીરજ ખૂટી ગઈ ના બાંધેલા તૂટેલા અને જોતાં જોતા એ કંટાળી ગઇ હતી કોઈ પૂછ્યું તમે લોકો કરી શું રહ્યા છો અને દિલ થી સંભળાય છે કે આ business secret છે આ કચરો સાફ કરી નાખો નહિતો હું તમને હું બાહર ફેકી દવ છું માઇક અને મૈં હાથ પગ જોડિયા અને કહ્યું કે જલ્દી થી અમારા આ કાચો માલ પર્યાપ્ત જમા થઇ જશે હું પછી અમે ઉત્પાદન શરૂ કરી દેશું

જલ્દી ખતમ કરવા માટે કહે તથા kp દાંત ના doctor નું કહેવું છે કે બે વાર brush કરી લઈએ ઉત્પાદન ની ચક્રાઈટ છે કે પડી જાઈ

ત્યારે મારે જૂના પાડ્યો હતો એક રામા ટેબલ પર school થી લાવેલો હમૂક નો આમ તેમ પડ્યો હતો daddy નજીક આવ્યા દોરા ના ઉત્પાદન પ્રક્રિયા બધી જગ્યા cover કરી લીધી હતી અમુક અમુક trial મારવા જ ઊભી રાખવી પડી હતી પોતાના મિત્ર પાસે આવ્યા એમની પ્રથમ પર રાખેલો એક સ્ટીલ નું વાસણ લેવું

TDS સ્ટીલ ના વાસણ માં નાખી દેતા આખું જેથી તે અવળી જરૂરત માં રૂપાંતર થઈ જાઈ આ નામ ની મણા કાણાં ના દીપ માં કાર્ટુન માં નાખી રહ્યા હતા fridge માં kartun માં plaster of paris ભરેલ હતું ચારેય બાજુ ફેલાયેલા સફેદ પાઈલર plaster હતો જેમાં અમે પાણી નાખ્યું હતું દુકાળ માં મૈ નાખી દીધી હતું અને આછું લીલી બાજુ રેતી જેમકે હમણાં હમણાં વરસ્તુ તુફાન આવી રહ્યું

જેમના ઉપર ના સાચવી ને મારા didi એ કહ્યું મૈં ના પાડી દીધી છેવટે જ્યારે શેફાલી રમેશ તેના હાથો માં નીચે રાખી ને બેઠો અને પછી પોતાની પાસે જઈ રહ્યો તેમણે હસી ને પૂછ્યું તમે લોકો શું કરી રહ્યા છો અમે તે જ કરી રહ્યા છે જે તમને બતાવ્યું હતુ બનવા

શું તમે લોકો દશરથ ના સિક્કા થોઇ રહ્યા હકું બિલકુલ સાચું માઇક એ કહ્યું અમે તે જ કહી રહ્યા હતા જે તમે અમને કહ્યું હતું અમે પૈસા બનાવી રહ્યા હતા my daddy મા best jock circle આવ્યુ my daddy પણ શાંત થઈ માથું હલાવ્યું કોઈ એ મને અગ્નિ ની toothpaste ના બોકસ તે પણ જોઈ રહ્યા હતા તેમણે મને કહ્યું કે આપણે બધા બધુ છોડી ઘરે ચાલો ને ઘરે જઈ ઘર ની સામે સિકદર્શકન ની નીચલી અને ઝાડ શન્ડની મતલબ સમજાવ્યો હમણાં સપના ધરાશાઈ થઈ ગયા તો તમારા મતલબ શું કે આ ગેરકાનૂની છે માઇક એ ધ્રૂજકા અવાજે પૂછ્યું નાના ના ના પણ ડરી ને કહ્યું થઈ શકે થઈ શકે કે મારા કોઈ પોતાના ધિનધક પ્રતિભા ને ઉછાડી રહ્યા હોય my daddy એ ધમકાવ્યા હા એ ગેરકાનૂની છે daddy એ નરમ થઈ કહ્યું પરંતુ તમે લોકો એ આ સાબિત કરી દીધું છે કે તે બોવ વધારે હસ્તાંતક અને મૌલિક છો સાહેબ એ આગળ વધતાં જોવો મને તમારા પર ગર્વ છે નિરાશ થઈ માઇક અને હું લગભગ હોશનીશ પોતાના પકડી બેસી ગયા ત્યાર પછી અમને આખુ સાફ કરવાનું શરૂ કર્યું પહેલો જ દિવસ આમરો business ચોપટ થઈ ગયો સાફ કરતાં માઇક ને મૈં કહ્યું મને લાગે છે કે હું તમારો દોસ્ત બરાબર કહે છે અને ખરેખર ગઈ જ છે વધારે જ્યારે મૈં આ કહ્યું ત્યારે એ ભી ત્યાં જ હતા બાળકો તેમણે કહ્યું તમે ગરીબ ક્યારે કહવશો જ્યારે તમે લોકો હાર માની જશો કોઈક કઈક કહો અમીર બનવાના વિચાર ને વાત કરતાં આવ્યા છે સપના જોતાં આવ્યા છે અને ઍટલે જ કહે છે કે તમારા બંને ઉપર ગર્વ છે ફરી એકવાર હવે થી એ જ આગળ વાધો હાલ ના માનવો માઇક અને હું ખામોશ ઊભા હતા આ શબ્દ સાભળવા માં સારા હતા પરંતુ અમને આ ન પૂછો આમરે શું કરવું જોઈએ તે એ કેમ છે તેવી રીતે કેવી રીતે અમે નથી મૈં પૂછ્યું કારણ કે મૈં એક school teacher બની ફેસલો કર્યો હતો school ના teacher નથી વેચાતા ફક્ત ભણાવાનું પસંદ કરે છે કાશ હું તમારા લોકો ની મદદ કરી શકું આમ તો હકીકત માં હું આ નથી ભણાવતો કે કેવી રીતે કમાઈ શકાઈ માઇક અને હુ પાછા સફાઇ કામ માં લાગી ગયા daddy એ કહ્યું જો તમે લોકો આ શીખવા ઇચ્છતા હોવ કે અમીર કેવી રીતે બની શકાઈ તું મને માઇક તું તારા daddy ને પૂછ my daddy માઇક એ હળવેક થી કહ્યું હા તારા daddymy daddy એ હસીને કહ્યું તારા daddy અહી એક જ છે

તે school અન્ય બાળકો ની જેમ અમે શાનદાર વાતાવરણ પરેશાન બનવા નથી શાનદાર માટે આલેશાન બંગલો હોવાના એ મતલબ નથી કે તમે નીચલી કક્ષા ના છો કે તમે પૈસાદાર ની પરભૂમિકા હોવ જીવું મરુ sugar પરતિષીમાં કામ કરતાં હતા તેમના અન્ય મારા માં બહુ વધારે ફેર ન હતો એ company માટે કામ કરે છે તેમની સરકારી માટે company company માટે આપે છે આ સમય આર્થિક સંકટ માં ફસાયેલી છે અને કઈ નથી બચ્યું તમારા daddy ની વાત અલગ છે અહી તો લાગે છે કે તે સામાજિક બનાવા જઈ રહ્યો છે તમારા થી લઈ મોટો અમીર બની જઈશ આ સાંભળી હું અને માઇક ફરી એક વાર રોમાંચક થઈ ગયા ઘણા ઉત્સાહ થી અમે પોતાના બદલવાનું શરૂ કરી દીધું warehouse ની સફાઇ કરી રહ્યા હતા આ જ યોજના બનાવી લીધી કે માઇક ના daddy ની વાત કરવામાં આવે સમસ્યા માઇક ના daddy બહુ વધારે કામ કરતાં હતા મોડી રાત સુધી પાછા ફરતા ના હતા

આગલા સુધી આવ્યો મૈં કહ્યું ફોન રાખી દીધો માઇક ની daddy ની માઇક અને મળવા માટે ત્યાર થઈ ગયા હતા શનિવાર એ સવારે સાત ને તીશ વાગે મૈં વિસ્તાર માં જવા માટે બસ પકડી

માઇક અને હું સવાર ના આઠ વાગે તેની daddy ને મળ્યા તે પહલે થી વ્યસ્ત હતા અને તેની પાસે એક કલાક થી પણ વધારે કામ હતું ગરીબી તેમની સાધારણ માં ના આગણે ઘર ની સામે પોહચયો જોયું construction supervissior પોતાના જઈ રહ્યા હતા માઇક અને હું બરાબર મળી ગયા હતા daddy હજુ ફોન પર છે અને તેમણે કહે છે કે અમે લોકો પાછળ ના જઈ રહ્યા માઇક એ બરાબર જુના મકાન ની અંદર પગ મૂક્યો તો લાકડા ની જમીન લાદી ની ખકડાટ સાંભળી દરવાજા ની અંદર હતી છતાં એ ત્યાં એટલા માટે રાખવામાં આવી હતી કે લાદી નિશાની કહી શકાઇ સાથ હતી ચોખ્ખું દેખાતું હતું કે બદલી લેવી જોઈએ જ્યારે હું રૂમ માં ગયો તો મારો દમ ખૂટવા લાગ્યો વાસ આવી રહી હતી